C માં ઇન્હેરિટન્સ ઇનહેરીટન્સ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું ઇન્હેરિટન્સ ઇનહેરીટન્સ ઇનહેરીટન્સનાં પ્રકારો આપણે આ બધું ઉદાહરણોનાં મદદથી કરીશું
આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું વાપરી રહ્યો છું ઉબુન્ટુ ઓએસ આવૃત્તિ 1110 g કમ્પાઈલર આવૃત્તિ 461 ચાલો ઇનહેરીટન્સનાં પરિચયથી શરૂઆત કરીએ જ્યારે એક ઓબજેક્ટ બીજાની પ્રોપર્ટી પ્રાપ્ત કરે છે ત્યારે તેને ઇનહેરીટન્સ કહેવાય છે
આ એક એવી પ્રક્રિયા છે જેમાં વર્તમાન ક્લાસમાં ફેરબદલ કર્યા વિના તેને ફરીથી વાપરવામાં આવે છે
ઇનહેરીટન્સનાં પ્રકારો સિંગલ લેવેલ ઇન્હેરિટન્સ સિંગલ લેવલ ઇનહેરીટન્સ મલ્ટિપલ લેવેલ ઇન્હેરિટન્સ મલ્ટીપલ લેવલ ઇનહેરીટન્સ હાયરાર્કિકલ ઇન્હેરિટન્સ હાયરાકીકલ ઇનહેરીટન્સ મલ્ટિલેવલ ઇન્હેરિટન્સ મલ્ટીલેવલ ઇનહેરીટન્સ હાયબ્રિડ ઇન્હેરિટન્સ હાયબ્રીડ ઇનહેરીટન્સ ચાલો બસે બેઝ ક્લાસ અને ડિરાઇવ્ડ ડીરાઇવ્ડ ક્લાસ વિશે જાણીએ
બેઝ ક્લાસ તેની પોતાની પ્રોપર્ટીઓ અને કાર્યક્ષમતા ધરાવે છે
તેને પેરેન્ટ પેરેન્ટ ક્લાસ પણ કહેવાય છે
તે સામાન્ય ગુણો ધરાવે છે જેને તમામ ઓબજેક્ટો વારસાઈમાં લઇ શકે છે
ડીરાઇવ્ડ ક્લાસ એ ચાઇલ્ડ ચાઈલ્ડ ક્લાસ છે
ડીરાઇવ્ડ ક્લાસ બેઝ ક્લાસ પાસેથી પ્રોપર્ટીઓ અને કાર્યક્ષમતા વારસાઈમાં લે છે
ચાલો જોઈએ કે સિંગલ લેવલ ઇનહેરીટન્સ શું છે
સિંગલ લેવલ ઇનહેરીટન્સમાં ફક્ત એક બેઝ ક્લાસ અને ડીરાઇવ્ડ ક્લાસની જરૂર છે
મલ્ટીપલ ઇનહેરીટન્સ મલ્ટીપલ ઇનહેરીટન્સમાં ડીરાઇવ્ડ ક્લાસ એક કરતા વધુ બેઝ ક્લાસ પાસેથી વારસાઈ લે છે
હાયરાકીકલ ઇનહેરીટન્સ હાયરાકીકલ ઇનહેરીટન્સમાં બહુવિધ ડીરાઇવ્ડ ક્લાસ એક બેઝ ક્લાસ પાસેથી વારસાઈ લે છે
મલ્ટીલેવલ ઇનહેરીટન્સ મલ્ટીલેવલ ઇનહેરીટન્સમાં ઉપક્લાસ બીજા બધા ક્લાસો માટે બેઝ ક્લાસ તરીકે વર્તે છે
અને હાયબ્રીડ ઇનહેરીટન્સ હાયબ્રીડ ઇનહેરીટન્સમાં એક કરતા વધુ પ્રકારનાં ઇનહેરીટન્સનું સંયોજન થાય છે
ચાલો હવે સિંગલ લેવલ ઇનહેરીટન્સ પર એક ઉદાહરણ જોઈએ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
હું તે સમજાવીશ
આપણી ફાઈલનું નામ exam inheritcpp છે તેની નોંધ લો ઉદાહરણમાં સમાવેશ થશે વિદ્યાર્થીનું નામ રોલ ક્રમાંક અને ગુણ દર્શાવવું
આઇઓસ્ટ્રીમ તરીકે આ આપણી હેડર ફાઈલ છે અહીં આપણે વાપરી રહ્યા છીએ એસટીડી નેમસ્પેસ અહીં આપણી પાસે ક્લાસ સ્ટુડન્ટ છે
ત્યારબાદ આપણી પાસે ઇન્ટીજર વેરીએબલ roll no અને કેરેક્ટર અરે નામે છે
ક્લાસ સ્ટુડન્ટ નાં પ્રાઇવેટ મેમ્બરો તરીકે
ફંક્શન ઇનપુટ અને ફંક્શન ડિસ્પ્લે આ ક્લાસ સ્ટુડન્ટ નાં પબ્લિક ફંક્શનો છે
વિદ્યાર્થીનાં રોલ ક્રમાંક અને નામ સ્વીકારવા માટે અહીં આપણે ઇનપુટ ફંક્શનનો ઉપયોગ કરી રહ્યા છીએ
ત્યારબાદ રોલ ક્રમાંક અને નામ દર્શાવવા માટે આપણી પાસે ડિસ્પ્લે ફંક્શન છે
exam inherit તરીકે અહીં આપણી પાસે બીજો એક ક્લાસ છે
આ એક ડીરાઇવ્ડ ક્લાસ છે
તે ક્લાસ સ્ટુડન્ટ નાં ફંક્શન અને ડેટાની વારસાઈ લે છે
ત્યારબાદ આપણે જાહેર કર્યું છે સબ1 સબ2 સબ3 અને ટોટલ
ક્લાસ exam inherit નાં પ્રાઇવેટ વેરીએબલો તરીકે
અહીં આપણી પાસે input exam અને display exam એ પબ્લિક ફંક્શનો તરીકે છે
અહીં આપણે ક્લાસ exam inherit બંધ કરીએ છીએ
હવે આપણે ત્રણ વિષયનાં ગુણ સ્વીકૃત કરવા માટે input exam ફંક્શન વાપરી રહ્યા છીએ
અહીં આપણે ત્રણ વિષયોનો કુલ યોગ ગણતરી કરવા માટે display exam ફંક્શન વાપરી રહ્યા છીએ
ત્યારબાદ આપણે કુલ યોગ પ્રીંટ કરીએ છીએ
આ આપણું મુખ્ય ફંક્શન છે અહીં આપણે ક્લાસ exam inherit નો ઓબજેક્ટ એક્સ તરીકે બનાવીએ છીએ ત્યારબાદ આપણે તમામ ફંક્શનોને ઓબજેક્ટ એક્સ ઉપયોગ કરી બોલાવીએ છીએ અને આ આપણું રીટર્ન સ્ટેટમેંટ છે
ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ તમારા કીબોર્ડ પર Ctrl Alt અને ટી કી એકસાથે દાબીને ટર્મિનલ વિન્ડો ખોલો
કમ્પાઈલ કરવા માટે ટાઈપ કરો g exam inheritcpp o એક્સામ Enter દબાવો
ટાઈપ કરો exam અને Enter દબાવો
અહીં તે આપેલ પ્રમાણે દેખાશે Enter રોલ no હું 1 તરીકે દાખલ કરીશ
Enter Name હું આર્યા તરીકે દાખલ કરીશ
Enter માર્ક્સ ઓએફ સબ્જેક્ટ1 હું 60 તરીકે દાખલ કરીશ
સબ્જેક્ટ 2 માં 70 અને સબ્જેક્ટ 3 માં 80 આઉટપુટ આપેલ રીતે દેખાય છે રોલ નો is 1 નામે is આર્યા અને ટોટલ is 210 હવે સમાન ઉદાહરણમાં આપણે મલ્ટીલેવલ ઇનહેરીટન્સ જોશું
કોડ મેં પહેલાથી જ ટાઈપ કરી દીધો છે
ચાલો આપણા એડિટર પર પાછા જઈએ
આપણી ફાઈલનું નામ multilevelસીપીપી છે તેની નોંધ લો અહીં આપણે વેરીએબલ ટોટલ ને જાહેર કર્યું છે
ક્લાસ exam inherit પબ્લિક વેરીએબલ તરીકે
આ એટલા માટે કારણ કે ડીરાઇવ્ડ ક્લાસ દ્વારા પ્રાઇવેટ મેમ્બરો એક્સેસ કરાતા નથી
ગ્રેડ તરીકે અહીં આપણી પાસે બીજો એક ક્લાસ છે
આ ક્લાસમા exam inherit ને વારસાઈ આપે છે
ક્લાસ ગ્રેડ આ ડીરાઇવ્ડ ક્લાસ છે અને ક્લાસ exam inherit આ ક્લાસ ગ્રેડ માટે બેઝ ક્લાસ છે
ક્લાસ exam inherit નાં તમામ ફંક્શનો અને ડેટા ક્લાસ ગ્રેડ ની વારસાઈ લેશે
અહીં આપણે એવીજી ને ક્લાસ ગ્રેડ નાં પ્રાઈવેટ મેમ્બર તરીકે જાહેર કર્યો છે
અને ફંક્શન એવરેજ ને પબ્લિક ફંક્શન તરીકે
ત્યારબાદ આપણે ક્લાસ બંધ કરીએ છીએ
અહીં આપણે સરાસરી ગણતરી કરવા માટે એવરેજ ફંક્શન વાપરીએ છીએ
ત્યારબાદ આપણે સરાસરીને પ્રીંટ કરીએ છીએ
મુખ્ય ફંક્શન અંતર્ગત આપણે ક્લાસ ગ્રેડ નું ઓબજેક્ટ જીડી તરીકે બનાવીએ છીએ
ત્યારબાદ ઓબજેક્ટ જીડી નો ઉપયોગ કરીને તમામ ફંક્શનો બોલાવીએ છીએ
gdinput input exam ડિસ્પ્લે display exam અને એવરેજ ફંક્શન
અને આ આપણુ રીટર્ન સ્ટેટમેંટ છે
હવે તમે જોઈ શકો છો કે ક્લાસ ગ્રેડ એ એક ડીરાઈવ્ડ ક્લાસ છે
અને exam inherit એ ક્લાસ ગ્રેડ નું બેઝ ક્લાસ છે
અને અહીં ક્લાસ exam inherit એ ડીરાઈવ્ડ ક્લાસ છે
અને ક્લાસ સ્ટુડન્ટ એ ક્લાસ exam inherit માટે બેઝ ક્લાસ છે
ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ
આપણા ટર્મિનલ પર પાછા આવીએ
કમ્પાઈલ કરવા માટે ટાઈપ કરો g multilevelસીપીપી o મુલ Enter દબાવો
ટાઈપ કરો mul Enter દબાવો
અહીં આપણને દેખાય છે Enter રોલ no હું 2 દાખલ કરીશ Enter Name હું પ્રથમ દાખલ કરીશ Enter માર્ક્સ ઓએફ સબ્જેક્ટ1 હું 65 દાખલ કરીશ સબ્જેક્ટ2 માં 67 અને સબ્જેક્ટ3 માં 82 આઉટપુટ આપેલ રીતે દેખાય છે રોલ નો is 2 નામે is પ્રથમ ટોટલ is 214 અને એવરેજ is 71 અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે
ચાલો આપણી સ્લાઈડ પર પાછા જઈએ
સારાંશમાં આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ શીખ્યા ઇન્હેરિટન્સ ઇનહેરીટન્સ અને ઇનહેરીટન્સનાં પ્રકારો
એસાઇનમેંટ તરીકે ક્લાસ આકાર બનાવવા માટે એક પ્રોગ્રામ લખો
ત્યારબાદ ક્ષેત્રફળ અને પરીમીતી તરીકે ક્લાસનાં બે ફંક્શનો બનાવો
ત્યારબાદ ચોરસ ચતુષ્કોણ અને વર્તુળ જેવા વિવિધ આકારોનાં ક્ષેત્રફળ અને પરીમીતી શોધો
નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો
તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે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
આઇઆઇટી બોમ્બે તરફથી હું ભરત સોલંકી વિદાય લઉં છું
અમને જોડાવાબદ્દલ આભાર